યલો અને બ્લુ જેવા કલર છે રેડ કલર છે બાજુમાં એક વાન ગાડી ઊભી છે થોડા પોસ્ટર લગાયેલા છે અને અત્યારે બેંક બંધ છે.

અને બે ભાઈઓ વાતો પણ કરે છે આ બાજુ થોડાક લેડીઝ બી ઊભા છે બાર.

ત્યાં ઉપર લાઈટિંગ પણ સારી સારી ગોઠવવામાં આવી છે અલગ અલગ અને બ_બ_બાજુમાં છોડ પણ છે.

આ ચિત્રમાં એક મચ્છી બજાર છે કે જે જ્યાં બૌ--

આ ચિત્રમાં એક એસ_બી_આઈ કરીને બેંક દેખાય છે જ્યાં એક અ--

પાછળ ફ્લેટ જેવુ છે ને આગળ બેંક છે અને સાઈડ માં પણ અહ બેંક જેવુ છે અને એક ભાઈ સીડીઓ પરથી ઉપર ચડી રહ્યા છે.

અને બાજુમાં એક વાઈટ કલર જેવો અ ટેમ્પો પણ ઉભો છે.

અ સામે છોકરીઓ છે આ બાજુ છોકરાઓ છે તે સામ સામે કરાટા ની પ્રેક્ટિસ કરે છે.

અને એક પંખો પણ દેખય છે ત્યા સાઇડ મા પોસ્ટર પણ લગાઇલા છે.

આ ચિત્રમાં એક વરઘોડો લાગે છે કે જે જગન્નાથનો વરઘોડો છે જેમા મસ્ત મજાનુ ડેકોરેશન કરાયેલુ છે રથનુ.

જેન્ટ્સ છે જે નદીમાં સ્નાન કરી રહ્યા છે અને બઉ મોટુ વિશાળ લાગે છે.

પલંગ દેખાય રહ્યો છે અને ત્યાં પિંક અને--

ઘર દેખાય રહ્યા છે અને ગાર્ડન ની અંદર થોડુક ઝીણુ ઝીણુ ઘાસ ભી છે ગ્રીન કલર નુ.

સર્વિસિંગ પછી થોડાક વ્હાઇટ અને બ્લેક બલૂન છે પછી આ સાઇડ મા પણ પર્પલ અને વ્હાઇટ બલૂન જેવુ દેખાય છે.

આ એક ગેરેજ જેવું દેખાય રહ્યુ છે કે જે બાઈકો ને રીપેર કરતા હોય ને એક ભાઈ--

જેવુ પણ છે સાઇડ માં અને થોડુક હિંચકા છે લપસણી છે પછી ફોર વ્હીલ રેડ કલર ની પડી છે આ બાજુ વ્હાઇટ કલર ની ગાડી છે.

રજવાડી રજ રાજપુના રજવાડી પેલેસ છે.

આ ચિત્રની અંદર એક વિશાળ નદી દેખાઈ રહી છે કે કે બઉ મસ્ત લાગે છે અને બાર બઉ બધી નાવડીયો છે.

અને ત્યાં બધી બૌ બૌ બધી ખુરસીઓ પણ છે અને સામે દીવાલ ઉપર મસ્ત ડ્રો કરેલી પેન્ટિંગ જેવુ પોસ્ટરો દેખાઈ રહ્યા છે.

બઉજ મસ્ત દેખાય રહ્યો છે અ જ્યાં થોડાક લોકો--

આ બાજુ ગાર્ડન જેવું છે ત્યાં બેઠા છે ઝાડ નીચે અમુક લોકો આ બાજુ છે બાઈક પણ પાર્ક કરેલી છે.